મેટ્રિક્સ ઓપરેશન્સ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ સ્પોકન ટ્યુટોરીયલના અંતે તમે નીચે આપેલ કરવા માટે સમક્ષ હશો મેટ્રિક્સ ના એલીમેન્ટો ઍક્સેસ કરવું
મેટ્રીક્સનું ડીટરમીનન્ટ ઇન્વર્સ અને આઇજેન વેલ્યુઝ નક્કી કરવું
વિશિષ્ટ મેટ્રિસેસ વ્યાખ્યાયિત કરવું
પ્રાથમિક રો ઓપરેશન કરવું
રેખીય સમીકરણો ની સિસ્ટમ ઉકેલવું
પૂર્વજરૂરીયાતો છે સાઈલેબ તમારી સિસ્ટમ પર સંસ્થાપિત થયેલ હોવું જોઈએ
તમારે ગેટિંગ સ્ટાર્ટેડ વિથ સ્કિલાબ અને વેક્ટર ઓપરેશન્સ ટ્યુટોરીયલ સાંભળવું જોઈએ
હું નિદર્શન માટે વિન્ડોઝ 7 ઓપરેટિંગ સિસ્ટમ અને સાઈલેબ 522 નો ઉપયોગ કરું છું
તમારા ડેસ્કટોપ પર હાજર સાઈલેબ આઈકોન પર ડબલ ક્લિક કરી સાઈલેબ શરૂ કરો
તે સૂચવે છે કે યુઝરે નિયમિત અંતરાલે વિડિઓ અટકાવી સાથે સાથે આ ટ્યુટોરીયલનો અભ્યાસ કરવો જોઈએ
યાદ કરો વેક્ટર ઓપરેશન્સ સ્પોકન ટ્યુટોરીયલમાં મેટ્રીક્સ ઇ એ ઇ 5 19 158 22 36 તરીકે વ્યાખ્યાયિત થયું હતું અને એન્ટર ડબાઓ
ચાલો હવે જોઈએ અલગ રીતે મેટ્રીક્સના વ્યક્તિગત એલીમેન્ટો કેવી રીતે સંબોધવા
પ્રથમ રો અને બીજી કૉલમનું એલિમેન્ટ ઍક્સેસ કરવા માટે ટાઇપ કરો160E 12 અને એન્ટર દબાવો
સાઈલેબમાં મેટ્રિક્સની સમગ્ર રો અથવા કોલમ કાઢવું સરળ છે
ઉદાહરણ તરીકે ઇ ની પ્રથમ રો નીચેના આદેશની મદદથી મેળવી શકાય છે ઇ1 E1 અને એન્ટર દબાવો આ આદેશ તેમના દેખાવના ક્રમ પ્રમાણે પ્રથમ રો ના તમામ એલીમેન્ટો આપે છે
કોલોન જયારે એકલુ ઉપયોગ લેવામાં આવે છે ત્યારે તે કૌંસ અંદર અનુક્રમે પ્રથમ અથવા બીજા પ્રવેશ તરીકે દેખાય છે કે નહી તેના પર આધાર રાખીને રો અથવા કૉલમના તમામ એલિમેન્ટોનો ઉલ્લેખ કરે છે
મેટ્રિક્સનો કોઈપણ ઉપગણ કોલોન નો ઉપયોગ કરીને કાઢી શકાય છે
ઉદાહરણ તરીકે ઇ ના બીજી થી શરૂ થઇ ત્રીજી કોલોમના એલિમેન્ટોનો સમૂહ નીચેના આદેશની મદદથી મેળવી શકાય છે gtE2 E23 કૌસ બંધ કરો અને એન્ટર ડબાઓ
ઉપર માં કૌંસમાં બીજી એન્ટ્રી જે છે 2 કોલોન 3 કોલમ 2 થી કોલમ 3 ના એલીમેન્ટોનો સંદર્ભ બનાવે છે
જો મેટ્રિક્સનું માપ ખબર ન હોય તો સિમ્બોલ તે મેટ્રિક્સની છેલ્લી રો અથવા કૉલમ કાઢવા માટે વાપરી શકાય છે
ઉદાહરણ તરીકે મેટ્રિક્સ ઇ ની છેલ્લી કોલમની બધી રો કાઢવા માટે આપણે ટાઇપ કરીશું gtE લાસ્ટ કોલમ્ન E કૌસ બંધ કરો અને એન્ટર ડબાઓ
ચાલો હવે ડેટ આદેશનો ઉપયોગ કરીને એક ચોરસ મેટ્રિક્સના નિર્ણાયકની ગણતરી કેવી રીતે કરવું તે શીખીએ
યાદ કરો વેક્ટર ઓપરેશન્સ સ્પોકન ટ્યુટોરીયલમાં આપણે એ નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કર્યું હતું A1 2 1 2 6 4 1 3 3 ચોરસ કૌસ બંધ કરો અને એન્ટર ડબાઓ
ચાલો ડેટ આદેશની મદદથી એ ની નિર્ણાયકની ગણતરી કરીએ અને એન્ટર ડબાઓ
મેટ્રીક્સનું ઇન્વર્સ અને આઇજેન વેલ્યુઝની ગણતરી કરવા માટે આદેશો ઇન્વ અને સ્પેક આદેશ અનુક્રમે ઉપયોગ કરી શકાય છે
ઉદાહરણ તરીકે ઇન્વ એ એ નું ઈનવર્સ આપે છે અનેspec એ એ ની આઇજેન વેલ્યુઝ આપે છે
આ આદેશ દ્વારા આઇજેન વેક્ટર્સ કેવી રીતે મેળવાય એ જોવા માટે હેલ્પ સ્પેક જુઓ
ચોરસ મેટ્રિક્સ એ નો વર્ગ અથવા સમઘનની ગણતરી ફક્ત અનુક્રમે A2 અથવા A3 લખી કરી શકાય છે
સામાન્ય એરિથમેટિક ઓપરેશનની જેમ મેટ્રીક્સનો પાવર કરવા માટે કેરેટ સિમ્બોલ ઉપયોગમાં લેવાય છે
આપણા કીબોર્ડ પર તે shift6 દબાવી મેળવી શકાય છે
હવે આ ટ્યુટોરીયલ અટકાવો અને વિડિઓમાં આપેલ અભ્યાસ નંબર એકનો પ્રયાસ કરો
અમુક ખાસ મેટ્રિસેસ પણ સાઈલેબમાં બનાવવામાં આવે છે ઉદાહરણ તરીકે ઝેરોસ આદેશની મદદથી 3 રો અને 4 કૉલમ સાથે ઝેરોસ મેટ્રિક્સ બનાવી શકાય છે zeros34 અને એન્ટર ડબાઓ
નીચે પ્રમાણે ઓન્સ આદેશની મદદથી એક નો મેટ્રીક્સ બનાવી શકાય છે ones24 બધા એક નો મેટ્રીક્સ આપશે
એયે આદેશની મદદથી આઇડેન્ટિટી મેટ્રીક્સ બનાવવું સરળ છે eye44 4 બાય 4 આઇડેન્ટિટી મેટ્રીક્સ આપે છે
યુઝરને સ્યૂડો રેન્ડમ નંબરોનો સમાવેશ થાય તેવા મેટ્રિક્સની જરૂર પડી શકે છે
તે નીચે પ્રમાણે રેન્ડ આદેશની મદદથી જનરેટ કરી શકાય છે prand23 અને એન્ટર ડબાઓ
લિનીયર સિસ્ટમ્સ માં મેટ્રિસેસ પર યુઝર જે મહત્વના ઓપરેશન કરી શકે છે તે પ્રારંભિક રો અને કૉલમ ઓપરેશન છે
આ ઓપરેશનમાં નોનઝીરો નંબરની નીચે એન્ટ્રી બનાવવા માટે મેટ્રીક્સ પર રો ઓપરેશન એક્ઝીક્યુટ કરવા માટેનો સમાવેશ કરે છે
આ સાઈલેબમાં સરળતાથી કરી શકાય છે
યાદ કરો વેક્ટર ઓપરેશન્સ સ્પોકન ટ્યુટોરીયલમાં આપણે મેટ્રીક્સ પ આ રીતે વ્યાખ્યાયિત કરેલ હતું પ 1 2 34 11 6 ચોરસ કૌસ બંધ કરો અને એન્ટર ડબાઓ
ચાલો ઉદાહરણ જોઈએ જેમાં પ્રાથમિક રો અને કૉલમ ઓપરેશનની મદદથી બીજી રો પ્રથમ કોલમના એલીમેન્ટો શૂન્યમાં બદલાય
આ ઓપરેશન પ્રથમ રો ને 4 સાથે ગુણાકાર કરી અને તેને બીજી રો સાથે બાદબાકી કરી એક્ઝીક્યુટ કરી શકાય છે
જે નીચેના આદેશમાં બતાવેલ છે P2 P2 4P1 અને એન્ટર ડબાઓ
આ પ્રક્રિયા મોટા સિસ્ટમો માટે અને પ્રાથમિક કોલમ ઓપરેશન ના બીજા રૂપમાં વિસ્તૃત કરી શકાય છે
રો અને કૉલમ્સ મેટ્રિસેસમાં સરળતાથી ઉમેરી શકાય છે
ઉદાહરણ તરીકે પ માં 5 5 2 સમાવતી રો ઉમેરવા માટે નીચેનો આદેશ વપરાય છે ટી P 5 5 2 બંને ચોરસ કૌસ બંધ કરો અને એન્ટર ડબાઓ
પ પછીનું અર્ધવિરામ દર્શાવે છે કે તે પછીનું તમામ આગામી પંક્તિ પર જવું જોઈએ
આ મેટ્રિક્સ વ્યાખ્યાયિત કરવામાં આવેલ છે તે રીતે ધારેલ છે
અભ્યાસ તરીકે અહીં અટકો અને હમણાં એક્ઝીક્યુટ કરેલ આદેશમાં નવી પંક્તિની આસપાસ કૌંસ ખરેખર જરૂરી છે તે છે કે નહી તે તપાસો
સમીકરણો ઉકેલવા દરમ્યાન મેટ્રિક્સ સંકેતો ઉપયોગ થયેલ છે
ચાલો નીચે આપેલ રેખીય સમીકરણોના સમૂહને ઉકેલીએ એક્સ1 2 એક્સ2 − એક્સ3 1 −2 એક્સ1 − 6 એક્સ2 4 એક્સ3 − 2 −x1 −3 એક્સ2 3 એક્સ3 1 સમીકરણોનો ઉપરનો સમૂહ એક્સ બી ફોર્મમાં લખી શકાય છે
ઉકેલ ઇન્વર્સ ઓએફ એ ટાઇમ્સ બી તરીકે આપવામાં આવે છે ચાલો સમીકરણો સમૂહ ઉકેલીએ
એ આ રીતે વ્યાખ્યાયિત થયેલ છે એ 1 2 1 2 6 4 1 3 3 ચોરસ કૌસ બંધ કરો અને એન્ટર ડબાઓ
બી આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે બી 1 21 ચોરસ કૌસ બંધ કરો અને એન્ટર ડબાઓ
ઉકેલ એક્સ આ દ્વારા મેળવી શકાય છે એક્સ invb તે આદેશ ઇન્વ માં આઇ નાના અક્ષરમાં છે તે નોંધવું યોગ્ય છે
વૈકલ્પિક રીતે સાઈલેબમાં એ જ પરિણામ એક બેકસ્લેશ ઓપરેશનનો ઉપયોગ કરી થઈ શકે છે
ચાલો સાઈલેબમાં તે કરીએ એક્સ Ab અને એન્ટર ડબાઓ
તે સમાન પરિણામ આપે છે
સાઈલેબમાં વ્યક્તિગત ફાયદા અને ગેરફાયદા વિશે વધુ જાણવા માટે ટાઇપ કરો હેલ્પ બેકસ્લેશ અને હેલ્પ ઇન્વ
ઉકેલના એકત્રિતાને બેક સબસ્ટીટ્યુશન દ્વારા ચકાસણી કરી શકાય છે જે ax બી દ્વારા ગણતરી કરી શકાય છે
Ax b ઉપરનો અભ્યાસ પહેલાં પ્રાપ્ત કરેલ પરિણામની ખાતરી કરે છે
એ શક્ય છે કે કેટલીક સિસ્ટમોમાં ઉપરનો ચકાસણી અભ્યાસ મધ્યસ્થી ફ્લોટિંગ પોઇન્ટના કારણે ચોક્કસ ઝેરોસ સાથે મેટ્રિક્સ જનરેટ ન કરી શકે
જો કે તે ખરેખર ખૂબ જ નાની સંખ્યા મેળવી શકે છે સામાન્ય રીતે 10 રેઇઝ ટુ 16 ના ઓર્ડરમાં
હવે આ ટ્યુટોરીયલ અટકાવો અને વિડિઓ સાથે આપવામાં આવેલ અભ્યાસ નમ્બર ૨ કરો
મેટ્રિક્સ ઓપરેશન પરનું આ સ્પોકન ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે
સાઈલેબના ઘણા અન્ય ફન્કશન છે જે આપણે બીજા અન્ય સ્પોકન ટ્યુટોરિયલ્સ માં જોઈશું
સાઈલેબ લીનક્સ જોતા રહો
આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા કોલોન ઓપરેટરની મદદથી મેટ્રીક્સના એલિમેન્ટો એક્સેસ કરવા
ઇન્વ આદેશ અથવા બેકસ્લેશની મદદથી મેત્રીક્ષનું ઇન્વર્શ શોધવું
ડેટ આદેશની મદદથી મેટ્રિક્સના નિર્ણાયકની ગણતરી કરવી
સ્પેક આદેશની મદદથી મેટ્રિક્સની આઇજેન વેલ્યુઝની ગણતરી કરવી
બધા એલિમેન્ટો 1 હોય નલ મેટ્રીક્સ આઇડેન્ટિટી મેટ્રીક્સ અને રેન્ડમ વેલ્યુઝ સાથે મેટ્રીક્સ આ તમામ અનુક્રમે ones zeros eye rand ફન્કશનનો ઉપયોગ કરી મેટ્રીક્સ વ્યાખ્યાયિત કરો
રેખીય સમીકરણોની સિસ્ટમ ઉકેલો